હાંજી. આ કોવીડ વાળું સમય કયી ખતમ થશે? હવે તો બધા કંટાળી ગ્યા.

હમ ઇન્સાન ભી એવું જ આવશે જેમકી ઇન્સાન ખાવું ભી બધું કાંઈ ઓનલાઇન કરશે. ઇન્સાન પેદા ભી ઓનલાઇન જ થાશે. એવું સ ને અભી

આ આંખો મેં. આખો એવી હોય. આખો માં અહીં બવ જોર પડે હો ઓનલાઇનમાં આખો બવ ઇંફેક્ટ થાય.

ના, મારા થોડી સાથે તો એમ બવ કમ થાય.

હાજી તમે સંભળાવો. હાં જેમ કે આ એમ પી એલ રમમી ને છે ના એમાં તમે કારણ કે જીતશો ને જેમકે washing machine વગેરે ભી એમા છે. તો એ online delivery માં હું લાઈને દેશે તમારા ઘર ના બારણાં માં ને સામને

હા ઇન્વેસ્ટમેન્ટ લાગે જેમકી હમ એવું નાથી ઈ online games હોઈને જેમકે આ ઑનલાઇન પલેસ્ટોર પર થી ડાઉનલોડ કરીને ખેલો એમાં જ સામે ગેમ્સ હોય અને એમાં એમ છે ઈ ઇ એપ છે તે રીતે હોય તેમાં તમને આંક પ્રાઇસ મળે ના, મને તો હાજી તક નહીં જીત્યો નથી ને તે માલિયો નથી હવે. એમાં જેટલા જાય એટલા જણે રમી શકે. હાં અલગ અલગ ટાયપ ના ગેમ્સ હોઈ જેમકે. કાર્ડસ વાળા ભી હોય ચેસ એમ લુડો એમ અલગ અલગ પ્રકાર ના ગેમ્સ હોઈ છે એના અંદર

હમ કોરોના માં તો બહાર આ કોરોના માં તો બહાર જાય નથી શકતા ને તો બધું ઓનલાઇન કર ઓનલાઇન જે કરિયું પડે જેમકે હાજી, હાજી સંભળાવો. બધાય ઠીક છેને? હમ તમને હાં લુડો તો ગમે જ ને

તમારા ઘરના, ઘર માં બધાય ને બતાવી દેજો મેં એને યાદ કર્યું તું.

હાલો, હું રકતુ રાખું છવ. બાદ માં વાત કરશું. બાકી બાય

હેલો રાજ

બસ વેકેશન છે ટેન્થની એકઝામોં કમ્પ્લીટ કરી. હમ રીઝલ્ટ આવી ગ્યુ?

ઓકે ઓકે ઓકે કેવી ગઈ છે એકઝામ?

જો કે સારું છે કોમર્સ તું ટેન હમ પણ સાયન્સ માં થોડા વધારે રસ્તા છે

કોમર્સ માં એ કે છે આમ તોહ પણ ઓછા સાયન્સ કરતાંય એમ હા એ તો છે સાયન્સ માં થોડું વધારે હે એમ હમ હા હા બરાબર છે, ત્યારથીજ ફાઇનલ થાય પેલા તો ફાઇનલ ના કરી શકાય કે મારે કયું લેવું છે એમ હમ કાઈ ખ્યાલ છે કોમર્સ માં કેટલા વિષય આવે ને એ બધું? ઓકે કોમર્સ નું તો મને ખ્યાલ છે, કોમર્સ માં કેટલા સબ્જેક્ટ આવે, કોમર્સ માં એકાઉન્ટ, સ્ટેટ, બીએ, ઇકો, પછી ઇંગલિશ, ગુજરાતી એ બધા સબ્જેક્ટ આવે કોમર્સ માં, થોડું એકાઉન્ટ હાર્ડ આવે પણ અગ્યાર બાદમાં એટલું હાર્ડ નથી, સ્ટેટ એ થોડુંક છે સારું હમ બરોબર છે, એમ થાય કે આમાં કરિયર છે આપણું એજ વિષય ને સિલેક્ટ કરવું પડે ને હમ હા એ તો છેજ હા કરિયર માટે આગળ વિચારવાનું, ભવિષ્યનું વિચારવાનું છે ને આપણે હા તો ક્યાં વિચાર છે ભણવાનો અહીંયા કે બારગામ હમ ઓકે સુરત માંજ, ઓકે કઈ વાંધો નહીં એટલે આપણે

મેં બી કોમ કરેલું જે ટેક શાહ માં

કાંઈ નઈ અગ્યારવાર કરી લ્યો. હમ સારી રીતે તમે પસંદ અમ આગળ વિચારવાનું શું કરવું ઈ

હા વિચારીનેજ કરવું પડે કારણ કે એકે વખત ખોટું પગલું ભરાઈ ગયું પછી વિચારવું પડે એમ હમ હમ હમ બરોબર

હમ બરોબર કાઈં નહીં કેવી રહી સ્કૂલ લાઈફ તમારી એક થી દસ?

હમ કેવા રહ્યા સ્કૂલ લાઈફના અનુભવ

પછી સ્કૂલને હમ તમને દસમા ધોરણ માં અપાય દસમા ધોરણ માં તમને કઈ નહીં કીધું હોય કે સ્કૂલ માંથી કે તમારે આ ફિલ્ડ માં જાવું, કે આ ફિલ્ડ માં જાવું એવું કઈ ઓકે તો કે ખ્યાલ છે કયા કઈ રીતે તમને સમજાવે ઈ?

એકઝામ પહેલા હમ

ઓકે સપના મોટા છે હમ બેરોબર જોઈએ હવે રીઝલ્ટ આવે ત્યારે ખ્યાલ આવે હવે તોહ કે શું કરવું આગળ હમ તો કેવું જાય છે તમારું સમર વેકેશન

હા એ તો એમજ હોય ને પછી

હા કરી લેવાનું હમ હા એ તો છેજ ને હમ એજયુકેશન મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે આગળ જતા એજ્યુકેશનજ કામ આવશે બીજું કઈ કામ નહીં આવે

આજ સુધી એક થી દસ પણ તે સુરત માં ભણેલું ને? ઓકે ઓકે અને આગળ પણ સુરત માંજ કરવાનો વિચાર છે એમને ઓકે ઓકે ઓકે ગવર્નમેંટ સ્કૂલમાંજ ભણવાનો વિચાર છે એમ ને? ઓકે ઓકે કઈ વાંધો નઈ હમ બરોબર હા હમ હા હમ હમ કઈ વાંધો નાઈ ભણો ભણશો તો આગળ વધશું ભણવાનું પહેલા ભણશું તો આપડે આગળ વિચારશું કે આપણે પહેલા શું કરવું છે ભણેલાજ નહીં હોઈએ તો આપણે આગળ શું કરવાનું

નમષ્કાર પ્રતિ અને ભૂલ દ્વારા શિક્ષણ. શિક્ષણની આ કારણ માં પ્રાણી અને માનવી સમક્ષ એવી પડેલી સમસ્યાઓ બહાર નીકળેમાં તરત જ

અણુમાં પ્રત્યેને ખેલ સમય અને ખાતર દ્વારા આવી શકે છે. આમ આમને વિસ્તૃત મેળવવા માટે સ્થાનો એ બિલાડી ઉપર કરેલ પ્રયોગ સમજી એ થોર્નડાઈક પ્રયોગ અમેરિકન મનોવૈજ્ઞાનિકે થોર્નડાઈક એક સમય માં બનાવેલી હતી. આ સંશય પૈકી રચના એવી કરવામાં આવી હતી કે જે જેમાં આપડે એક કળ દબાવતા પેટીનો દરવાજો ખુલી જતો હતો. આ સમસ્યા પેટીમાં થોર્નડાઈકે એક ભૂખી બિલાડી મૂકી ને સમસ્યા પેટીની બહાર બિલાડીને દેખાય તે રીતે ખોરાક મુકવામાં આવ્યો હતો. સ્વભાવિક રીતે જ બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યા પેટીની બહાર નીકળવાનો પ્રયાસ કરવા ત્યાગી. શરૂઆતમાં સમસ્યા સળિયા પર પાંચ સરિયાને બચકા ભર્યા સમસ્યા પૈકી આમ થી તેમ આતા માર્યા કાર્ય ટૂંકમાં કોઈ પણ જગ્યાએ સમસ્યા પેટી બહાર નીકરાય છે કે કેમ તે ચકાશી પરંતુ બિલાડી એ સમસ્યા પેટીની બહાર નીકળવા સફળતા મળી શકી નહિ આથી ફરી ફરી એના એ જ પ્રયાસો ચાલુ રાખ્યા છે જેમાં અચાનક જ તેનો પંજો સમસ્યા પેટીને ખોલવાની કાળા પાર પડી જતા સમસ્યા પેટીનો દરવાજો ખુલી ગયો અહીં સમસ્યા પેટીનો દરવાજો ખોલવું એ એક આકસ્મિક ઘટના છે અને બિલાડી કોઈ પણ હેતુ કે સમાજ પૂર્વક કળ દબાવી ને એકલું જ નહી આ કળ દબાવવાથી જ દરવાજો ખુલ્યો છે આ એવો પણ તેનો ખ્યાલ ન હતો અને તેથી જ બિલાડી ને

કળ દબાઈ ને સમસ્યા પેટી ને બહાર નીકળવા નું શિક્ષણ બિલાડી એ પ્રાપ્ત કરી શકી હતી. સામાન્ય રીતે પ્રયત્નને ભૂલ દ્વારા મેળવવામાં શિક્ષણ જેમ જેમ પ્રયત્નો વધારતા જાય તેમ તેમ પ્રયત્ન માટે રાખતા

ઘટાડો જોવા મળ્યો પ્રથમ દિવસે બિલાડી દબાવી સમસ્યા પેટી લગભગ એક સો સાહીઠ સેકન્ડ જેટલો સમય લાગે જયારે ચોવીશમે પ્રયત્ને દાસ સેકન્ડમાં જ સમસ્યા પેટીની દરવાજો ખોલી બહાર નીકળી ખોરાક મેળવવાનો શિક્ષણ પ્રાપ્ત કરી લીધું આમ પ્રયત્ન અને ભૂલો દ્વારા માલ્ટા શિક્ષણ માં શરૂઆતના પ્રયત્નો ભૂલો વધારે જોવા મળે છે. જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ સમસ્યા અંગે ની સમજ પ્રાપ્ત થવાની ભૂલ ઓછી થતા છેવટે ભૂલ વગરનો પ્રયત્નો દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે. અભિસંદન દ્વારા શિક્ષણ અભીસંધાન એટલે જોડાણ. અભિસંદન એ શિક્ષણની એક તરહ છે જેસમાન પર આધારિત છે. મોરતટથ પક્ષ શિવાય ના અન્ય ઉડિપીગ પ્રત્યે સમાન

આપણી વિવિધ પ્રવૃત્તિઓ. આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિને થતા અનુભવોની સાવર્ણીક પ્રતિમાઓનું મગજ જોડાણ થાય છે અને તેથી કે ઉદીપક રજુ થતા અન્ય ઉદીપકની સ્મૃતિ તાજી થાય છે. અભીસંધાન એટલે કે અનુભવો એવી સાંકળ કે જેમાં ઉદીપકની ઉપસ્થિતિ અને ઉદીપકના

કરતા અન્ય પ્રયોગો કાર્ય. અભીસંધાન સમજ્યા સમજાવ્યું છે આ અભીસંધાન પરંપરાગત હોવાથી સાચી અભીસંધાન અથવા રૂથ અભીસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે.

હતો. તેમણે પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે કૂતરા પર પ્રાયોગિક અભ્યાસ કરતાં કરતાં તેમને અભિસંધાન વિષેની ઘણી જાણકારી પ્રાપ્ત થઈ અને મનોવિજ્ઞાનને અભિસંધાનની મહામૂલી ભેટ મળી. પાવલોવને ઓગણીસો ચારથી તબીબી વિદ્યાક્ષેત્રમાં નોબલ પારિતોષિક એનાયત થયું હતું.

શક્ય બને. પાવલોવે કૂતરાની સમક્ષ ખોરાક રજૂ કર્યો. ખોરાક જોતાં લાળ રાશએકઠી થાય જેથી તેનું માપન શક્ય બને. પાવલોવે કૂતરાની સમક્ષ ખોરાક રજૂ કર્યો. ખોરાક જોતાં લાળરસ માપનયંત્રમાં એકઠી થઈ આ લાળ ઝરવાની પ્રતિક્રિયા ખોરાક જોતાં જોવા મળી હતી. સહજ પ્રતિક્રિયા હતી. હવે તેમણે ઘંટડી વગાડી, જેના અવાજથી કૂતરામાં કોઈ પ્રતિક્રિયા જોવા મળતી નથી. પરંતુ પછી ખોરાક રજુ થતા કુતરાના મોમાં લાલજળ જોવા મળી હવે તેમણે ખોરાક અને ઘંટડી બન્નેની રજૂઆત વારંવાર એકસાથે કરી. આમ, આ પ્રકારની રજૂઆતના પુનરાવર્તનથી ફક્ત ધટાડયો

માટે જવાબદાર હતી. પાવલોવે આ પ્રયોગ ફક્ત આટલેથી ના અટકાવતાં તેમાં વિવિધ પરિવર્તનો લાવીને શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાન્તન વધુ સ્પષ્ટ બનાવ્યો. પછી પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો અહીં આપણે પાવલોવે કરેલા અભિસંધાનના પ્રયોગ વિષેની સાદી, સરળ ભાષામાં સમજ મેળવા પરંતુ મનોવૈજ્ઞાનિક વિદ્યાર્થી હોવાનું પ્રશિષ્ટ અભિસંધાનને સમજવા માટે તેના કેટલાક પારિભાષિક શબ્દોની સમજ મેળવવી અનિવાર્ય છે. અનઅભિસંપિત ઉદ્દીપક જે ઉદીપક કુદરતી સ્વાભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય તેને અભિસંધિત ઉર્દીપક કહેવાય છે. પાવલોવત્તા પ્રયોગમાં નરાની સામે ખોરાક રજૂ કરતાની સાથે કૂતરાના મોંમાં સ્વાભાવિક રીતે લાળ ઝરે છે. આમ આવી લાળ જયારે છે. આમ આવી અભિસંપિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય તે ઉદીપકને અનઅભિસહિત ઉદીપક કહેવાય છે. અહીં ખોરાંક એ હજી ઉદીપક છે. અનભિસંધિત પ્રતિક્રિયા કોઈપણ પ્રકારના જોડાણ શિક્ષણ અભિસંધાન થયા પહેલા જ પ્રતિક્રિયા જોવા મળે છે. જે પ્રતિક્રિયાથી શીખાયેલી નથી. આ પ્રકારની પ્રતિક્રિયા કોઈપણ પ્રકારના જોડાણ કે શિક્ષણ વગર જોવા મળતી પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયાનેઅનઋષિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમા સ્વાભાવિક દીવથી ઉત્પન્ન થતી સ્વાભાવિક પ્રતિક્રિયા એટલે અનેઅભિપિત પ્રતિક્રિયા પાવળાવના પ્રયોગમાં તરાના સાથે ખોરાક રજૂ કરતા સાથે કૂતરાના મામા લાળ ઝરવાની સ્વાભાવિક પ્રતિક્રિયા જોવા મળે છે જે અભિપિન પ્રતિક્રિયા કહેવાય છે. અભિસંધિત ઉદીપક અનભિસંપિત દર્દીપક સાથે વારવાર જેને રજૂ કરવા માં અનઅભિસંપિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકે તે ઉદીપકને અભિસંપિત ઉદ્દીપક કહેવાય છે. પાવલોવના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતાં પહેલાં વારંવાર ઘંટડીનો અવાજ રજૂ કરવાથી ફક્ત ધંટડીનો અવાજ સાંભળતાંની સાથે કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે છે. ખરેખર તો લાળ ઝરવાની પ્રતિક્રિયા ખોરાકની રજૂઆત પછી જોવા મળતી હતી. જે હવે

જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલા જેને ઉદીપક સાથે નહોતું પરંતુ શિક્ષણ કે મહાવરા બાદ ચોક્કસ ઉદીપની રજૂઆત થતાં જ ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે તો તેને અભિસહિત પ્રતિક્રિયા કહેવાય છે. પાવલીવના પ્રયોગમાં ઘંટડીનો અવાજ સાંભળતાંની સાથે કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયાને અભિસંધિત પ્રતિક્રિયા કહે છે.

હા laptop તો ભાઈ depend કરે અત્યારે કેવું use છે. અને કેટલું budget છે એવું મે હમણાં એક લીધું કેટલાનું પાંસઠ હજાર આસપાસ નું લીધું HP નું લીધું છે સારું છે gaming laptop HP નું લીધું છે.

હા HP pavilion gaming તારે કેવું લેવું છે? શેના માટે તારે use શેના માટે કરવો છે main શું use છે. હા એ તો છે જો પણ અત્યારે હું કહું ને technology નો બહુ use થવો અને તું અત્યારે તું કઈક સારું લઈ લઇશ ને તો આજે નહીં પાંચ વર્ષ પછી પણ તને એ વસ્તુ કામમાં આવશે. આજે તો ચાલ તારે વસ્તુ છે કે use કરી લઇશ પણ પાંચ વર્ષ પછી ફરી નવું લેવું કે પછી આને આ વસ્તુ તારે કામ મા આવે ને એવી રીતના લેવું એટલે એ રીતના લેજે હું તો કહું છું budget કેટલું છે? પચાસ સાઈઠ ની આસપાસ છે ને જો મે ભી આ લીધું હતું પાંસઠમાં લીધું હતું અને GST ના એવી રીતના થઈ ને બધુ હતું તો એ બધુ કપાઈ ને મને ચોપન આસપાસ પડયું તું એટલે એમ તો કહું ને તો આ મને સારું એવું ફાયદામાં મળ્યું છે પછી જો એમા HP નું ભી લેવાય છે Dell નું ભી લેવાય છે. Dell ભી અત્યારે ઘણા ચાલે છે પછી MSI છે lenovo છે ત્યારે શું કેહવાય આમ

એ MSI માં એક problem શું છે ખબર છે? એમાં તમને games ને એ બધુ રમવા મસ્ત મળશે. graphics મસ્ત આવશે એમાં graphic card ભી high આવે છે processor ભી high આવે પણ એમાં heating એટલો છે ને એના માટે એ લોકો એ cooling fan આપ્યા છે અને એના લીધે છે ને તારે જો travelling કરવાનું હોય ને laptop ને લઈને તો beg મા ભાર બહુ વધી જશે એમ heavy weight આવે છે તારે જો light weight મા જવું હોય ને તો dell નું જો કા તો HP નું જો એ light weight આવશે

અત્યારે તારે જો processor લેવા હોય અને high end processor લેવા હોય ને તો intel માં તો i nine eleventh generation લઈ શકાય કા તો i seven લઈ શકાય અને Ryzen માં Ryzen seven x series લેવાની એ સૌથી સારામાં સારું છે. Ryzen five કે Ryzen seven અત્યારે એ જ demand માં ચાલે છે

હમ એ seventh generation છે i five એમાં કેવું generation પર બહુ depend કરે મતલબ i five seventh generation છે ને અને પેલું i five eleventh generation હોય ને તો એ મોટો benefit કરે. તમારા updates સાથે તારું performance પણ totally બદલી જાય seventh generation નહીં eleventh generation હા windows eleven ભી આવે છે જોકે હમણાં windows eleven છે ને થોડું એ એટલું established નથી થયું સરખી રીત ના એમાં ઘણાં bug ને આ તે રીતના છે lag થશે તારે windows eleven windows ten છે એ windows eleven કરતાં તો શું છે ને

SSD important થઈ ગઈ છે HDD એટલું important નથી આપતું એ છે ને તારે રાખવી હોય તો one TB hard disk હોય ને એ કરાઇ દેવાની બધું. હા એટલે પણ જો c drive હોય એ બસ્સો છપ્પન GBSSD રાખવાની છે એનાથી વધારે performance સારું આવશે તું macbook ને એમાં જોઇશ એમાં એક SSD જ હોય એટલે તું જેવું laptop ચાલુ કરીશ ચાલુ થઈ જાય બંધ કરીશ બંધ થઈ જાય જેથી તારે time નહીં લે એવી રીતના બધી રીતે જેમ open કરીશ open થઈ જાય. હા આખું SSD લેવામાં વાંધો નથી પછી એ છે ને તારે one TBSSD પણ લઈ શકે એટલું પણ problem શું થસે one TBSSD માં છે ને ચાર TBHDD નું price આવી જશે. price એની બહુ મોંઘી છે એટલે બસો છપ્પન GBSSD અને one TBHDD કારણકે main બધુ કામ હોય ને એ બધુ c drive માં રાખવાનું એ SSD રાખવાની એટલે તારું main બધુ કામ fast થતું રહે. પછી તારે જો કોઈ extra વસ્તુઓ હોય photos હોય pictures હોય videos હોય કે કોઈ document હોય એ બધુ તારે hard disk માં રાખવાનું તો એનાથી શું થશે એ બધુ કામ તું hard disk માં store કરી શકે એ બધુ જો ચાલે પણ main જે તારું હોય તે બધુ c drive માં રાખવાનું બાકી તારે એ budget હોય તો તું એ કરી શકે પણ હું તો કહું છું SSD બસ્સો છપ્પન લે processor અને RAM ભી સારી કરી શકે. અત્યારે આઠ GB ram સોળ GB ram એવી રીતના તું use કરે ને એ વધારે હા એ gaming PC માં આવે જો તારે budget હોય અને જો તારે travelling નું ના કરવાનું હોય ને હું તો કહું laptop લીધા કરતાં PC build PC build કરાવી લે અને તારે laptop મતલબ પચાસ હજારમા એંસી હજાર માં PC build પચાસ હજાર માં થઈ જશે એંસી હજાર નું જે laptop હોય ને એંસી હજાર નું laptop તારે પચાસ હજાર માં build થઈ જાય. જેમાં graphic card thirty eighty ti ને બધા જ use કરી શકે even તું PC માં upgrade પણ તું કરી શકે પણ તું laptop માં હવે તું upgrade ના કરી શકે તું તારે જે processor મળ્યું એ મળ્યું પછી તારે graphic card મળ્યું પછી તેને તું upgrade ના કરી શકે.

હા એ લોકો માટે તો PC build corona time માં એ લોકો work from home હતું એ લોકો બધા PC build કરાવે ને એ best પછી જો અપ ડાઉન કરવાનું હોય જો તો laptop લઈ જવાનું હોય તો